ત્યારે તે પુસ્તક માંગી, ત્યારે તે મણિલાલ ને યાદ આવ્યુ, આ વાત ગાંધીજી સુધી પોચી ગાંધીજીએ મનીલાલ ને બોલાવી ને બહુ વાલ થી આ થી આપડા સહજતા થી કહીંયુ બેટા, હું જાણું છું કે વાત અંધારી છે, અને છે હાલત જતા કમાય છે, કમાય થાય, કારણ કે કોઈક લાયક પુસ્તક એટલે અત્તયારે જ લઇ આવો પાંપણો આડે સાંભળે સમય ના કરને ઘર ના વિચાર માં પડી ગયા સૌ વિચારણા કરી રહ્યા હતા, આ કઈ કઠોર સ્વભાવ, આ રીતે કઠોર સ્વભાવ નાનકડા છોકરા ને હંકારી રહ્યા, અને એ રસ્તો

કોઈ ની હિમ્મત ના ચાલી, સૌ જાણતા હતા, કે બાપુ એવા છે, જે ઉચ્ચારે છે તે ઉલ્લન છે પણ તે બની જ જાય છે કલ્યાણભાઈ એ કલ્યાણભાઈ થોડી કેહવાની હિમ્મત કરી એમણે કહ્યુ હું પુસ્તક લેવા આવું, બાપુએ પોતાની આ ભોંય ધીમે થી પણ પેહલા ની જેમ દસતાવી રહીયુ હતું, લાવા અમૂલ્ય તો હાતા, મણિલાલે કલ્યાણજીએ એ પાછા કલ્યાણજી એ હવે તો હવે તો મણિલાલ એની સાથે મને જવા દો બાપુ માની ગયાપણ એ કલ્યાણ લાલ ની સાથે ગયા અને પોપટલાલ જી કોઈકને આપ્યું મનીલાલ મનીલાલે જે કામ કરવાનું કબૂલ્યું હતું તેમની પાસે જ પાર પાડ્યું હવે આપણે બીજી વાત જાણીશું બાપુ વિશે મુંબઈમાં કોંગ્રેસનો સંમેલન મળી ગયો હતો ગાંધીજી પાછા સાઉથ આફ્રિકાથી આવ્યા બાબા સાહેબ આંબેડકર ગાંધીજીને ઉપકાર્ય એમને કામ માં મદદ કરતા દિવસ ગાંધીજી ટેબલ ની આસપાસ જાગી રહયા હતા

સુઈ રહ્યા હતા હેરાન થઈ કાકા સાહેબે બાપુને પોતાના ખિસ્સામાંથી પેન્સિલ આગળ ધરી નહિ નહીં બાપુએ, નહીં નહિ મારે એ નાની પેન્સિલ જ મારે જોઈએ છે બાપુ બાળકને જોવે

ત્યારે તો આ પણ તે શોધવામાં આપવાનો સમય બગડે છે બાપુએ કહીંયુ, નાનકડી પેન્સિલ તમન તો ક્યાં થી ખબર છે કે પેન્સિલ નાના દીકરા પાસે પાસેથી મળી જાય કેટલા તો પ્રેમ એને એ પેન્સિલ આપી હતી મારાથી આ કેમ ખોવાઈ ગઈ તેમની નિશાની હતી કાકા સાહેબની એમને જોયું કે કહી તેવું નકામું નકામું એ પણ ગાંધીજી શોધવા લાગ્યા છેવટે જડ્યું. કાકા સાહેબે કાકા સાહેબે જોયું તો પેન્સિલના બે ટુકડા ટુકડા જોઈ ટુકડા બે ઇંચ થી પણ નાનો હતો પેન્સિલ જડી એટલે બાપુ ખુશ થઈ ગયા

બાપુ એ વાતની વાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ ને કહ્યું પોતાની વાતને જોતા એટલામાં એમને વાત કહી એક ડોશીને ત્યાં સાપ નીકળ્યો હતો ડોશી ડોશી એ સાપ નીકળ્યો હતો ડોશી કે સાપ નીકળ્યો હતો આગળથી પાડોશી દોડી આવ્યા બધા બધાએ સાપ ને મારી નાખ્યો અને પછી પોતાના ઘરે ચાલ્યા ગયા ડોશી એ સાપને જોયો દૂર નાખી આવ્યા આવાના બદલે ઘરના છાપરા પર નાખી દીધા. હવે એને હવે એવું કહ્યું

ઉપાડીને મૂકી દીધો ડોશી એ છાપરા પર આંછડો લઈ કુતરા સુતા મોતીનો હાર ડોસી ખુશીઓનો પાર ના રહ્યો તો ડોસીએ ડોશી હાર મળ્યો. બાપુએ પોતાની વાત વાર્તા પૂરી કરી એટ્લે સરદાર વલ્લભભાઈએ એટ્લે બીજી વાર્તાઓ સાંભળાવી. અહીંયા અહીંયા કે આ સાપ નીકળ્યો આવા કાંઈ ન પણ ચાલે એટલે કે ત્યાં તપેલા તેપેલા ઢાંકી આવ્યા રાતે ચોર આવ્યા તપેલા નીચે કઈ કિંમતી વસ્તુ સંતાડી રાખે છે એટલે કે એમાં ઉઘાડું તેમાં સાપ કરડવા આવ્યો હતો ચોરી કરવા અને રોકમાં આવી ગયું હું આવી રીતે અહીંયા અંત કરું છું thank you આપણો topic છે cricket. cricket મારો પ્રિય sports છે cricket મને બચપણ થી બચપણ થી ફાવતો બચપણથી ગમતો sports છે. cricket માં રમત ગમત ના

ખબર નથી પણ કેમ મને cricket માં એટલો બધો રસ પડ્યો બીજા બધા કરતા ઘણી games છે ફૂટબોલ છે, વોલીબોલ છે પણ cricket એક એવી વસ્તુ છે અત્યારે ઇન્ડિયામાં most famous રમત હોય તો અત્યારે cricket cricket અત્યારે તો આપને જ્યાં જઈએ ત્યાં બધે રમાતી જ હોય છે cricket કઈ પણ જગ્યા એ જાવ તો ત્યાં પણ આપણે રમી શકીએ છીએ ક્યારેક ઘરે હોઈએ તો ઘરે પણ રમી શકીએ છીએ. અત્યારે ફૂટબોલ હોય વોલીબોલ હોય એના માટે special થોડું અલગ એક ground હોવું જોઈએ. cricket માં તો કોઈ પણ ગલીમાં પેસી જવાઈ કોઈ ગલી હોય કોઈ એવી સોસાયટી હોય તો એમાં ચાલુ કર દિયે તો cricket આપણને આનંદ મળી જાય. બચપણથી મને cricket રમવાનો શોખ. મારા friend ને પણ શોખ. બધા ને

તો જૂના જૂના ખેલાડી આપણે જોઈએ તો સચિન તેંદુલકર, વિરેન્દ્ર સેહવાગ પછી સુનીલ ગાવસ્કર અત્યાર ના time માં જોવા જઈએ તો famous છે આપણે ધોની.

જેવીક રીતે match પોતે પોતાની match જે મતલબ જે match ચાલુ હોય ઇ match માં કેવીરીતે bolding કેવીરીતે bolding આપવી એના પછી planning કેવી રીતે આપવું એક schedule બનાવે છે. દુનિયા અબ world cup માં international cricket માં in દેશ ધોનીએ ધોનીએ રમવાનું છોડી મૂક્યું છે. પછી આવે તો વિરાટ કોહલી. વિરાટ કોહલી inspiration વિરાટ કોહલી ને એવુ inspiration ધોની તરફથી મળ્યું છે. વિરાટ કોહલી ઘણી વાર વાત વાત કરતો હોય network પર social media પર ઘણી વાર વાતો કરીએ કે હા હા મને motivation મને inspiration ધોની એમએસ ધોની સરથી મળ્યું છે હા હા આપણે જોવા જઈએ તો હાલના યુગ મા most priority હોય તો ધોની. ધોની અત્યારે બધા સચિન તેંડુલકર બધા પઠાણ કહે છે કે ધોની જૈસા કોઈ આહી નહીં સકતા કોઈ હોભી નહીં સકતા ઉનકે જૈસા દિમાગ વાળા ઉનકે જૈસા ખેલને વાળા કોઈ નહીં હો સકતા તો cricket ચીજ એઇસી હૈ કી ફીર બચપન મે તો હમે ક્યાં બતાયા બસ યે હોતા હૈ યે ખેલના હોતા હૈ યે માર હુઇયો યે કરના યો ભાગો પીછે ક્યાં લગાના હૈ કુછ નહીં કુછ stump બમ કુછ નહીં બસ સીધા મારો પકડો catchout ટપ્પી catchout એઈસે બોલતે થે. કે એમાં એવું હતું કે cricket મને બચપન થી ઘણી વખત હું cricket માટે ઘણી વખત મે એટલી મમ્મીની માર પણ ખાધેલી છે મમ્મી મને બોવ મારતા. નય આપડે cricket નથી રમવાનું આપણે ભણવાનું છે આમેય cricket રમવા નથી જાવું આપડે ભણવા ઉપર focus આપો. તો પછી હું ભણવા પર focus આપતો સાથે સાથે cricket પણ રમતો પણ cricket આમ બાર બચપણ માં cricket રમવાનો બોવ શોખ અને એક friend હતા અમારા ગામના તને શેરીમાં બધા ભેગા થઈને રમીયે બાજુમાં ખેતર હોય તો ખેતરમાં જઈને રમતા. રમતા એટલે એવી મજા આવતી કે ના આજે તો બધે રજા રવિવાર આવે કોઈ દિવસ ભણવાનું હોય આખું અઠવાડિયું એમાં જે રવિવારનો દિવસ આવે એમાં બધા મિત્રો ભેગા થઈને plan બનાવીએ કે આજે cricket રમવાની છે પછી. બે team ઓપાડીએ એકબીજા સાથે cricket રમીએ અત્યારે જોવા જઈએ તો cricket વસ્તુ એવી છે કે હ અત્યારે time એવો છે કે cricket રમીએ કોઈક દિવસ રમવા મળે રોજ રોજ રમવા આવી રીતે નઇ મળતું આવી રીતે ઘણા મોટા થઈ ગયા એટલે life બનાવવાનું. tention life career કેવી રીતે બનાવવું એ બધુ હોય છે તો cricket વસ્તુ એવી છે કે અત્યારે ઘરે બેઠા મોબાઈલમાં tv માં બોવ બોવ cricket જોઈએ અત્યારે તો cricket પર movie આવી રહી છે. જોઈએ તો આપડે m s dhoni movie છે. બોવ પછી રણવીરસિંહ ની એક movie છે ઘણી બધી cricket ઉપર આપડે india ની બોવ બનાવેલી છે. picture અત્યારે જોવા જઈએ તો હાલના time માં IPL આવી રહી છે IPL બે હાજર ત્રેવીસ તેઓ first match હૈ ત્રીસ એપ્રિલ ત્રીસ એપ્રિલ થ start થાય છે તો IPL વસ્તુ એવી છે કે જેમાં public પાગલ થઈ જાય હા IPL વસ્તુ છે IPL છે. match છે કેવી રીતે આનંદ લેવો દરરોજ રોજ પછી બરાબર મિત્રો પણ આવી જાય પછી કેતા હોય કે hot dish ની hoststar નો password આપી દે match જોવી છે મતલબ કે match નો એટલો શોખ match નો એટલો બધો શોખ છે કે બધાને જોવું જ છે લેવું જ છે મને આપી દે મારે match જોવી છે આમકે અમુક friend ના અમુક friend ના ઘરે એક tv હોય તો બધા ત્યાં ભેગા થયને બધા ત્યાં party બાટી જેવુ કરીએ પછી match જોઈએ match નો આનંદ લઈએ પછી એકબીજા સાથે લડાઈ જગડા વાળું અમુક વાર તો લડાઈ પણ પડે ના મારી team favourite મારી team જીતશે મારી team જ મારી team list માં ઉપર top માં આવશે મારી team cup જીતશે આમ કરીને એકબીજા પર લડવા મંડી પડ તો cricket એવી વસ્તુ છે કે બચપણ થી આપણને

તો women ની ત્યાં women ની IPL પણ ચાલુ છે women ભી IPL ચાલુ કરી દીધી women ની internation cricket ચાલુ કરી દીધી અત્યારે તો match ની સાથે સાથે womens પણ cricket માં આગળ દોડી રહી છે. મતલબ હવે જોવા જઈએ તો india માં cricket માં તો talent જેવુ talent કોઈ ઓછું છે જ નઈ. cricket માં બોવ talent છે લોકો પાસે જોઈએ તો cricket કોઈ પણ છોકરાને પૂછને cricket આવડે cricket જોઈ છે. આરામથી આમ ચુટકી વગાડી ને કઈ દે કે cricket cricket તો અમે દરરોજ રમીએ, અત્યારે cricket આવી વસ્તુ છે કે કે ઈન્ડિયામાં હર ખૂણે ખૂણે, જગ્યા પર, હર માણસ જાણે છે કે cricket શું છે, કેવી રીતે આવે, ખાલી પૂછો ને કે cricket માં કયા ખેલાડીઓ તને favourite છે તો કહશે કે વિરાટ કોહલી, એમ. એસ. ધોની, કે. એલ. રાહુલ, હા અત્યારે નવા નવા ખેલાડીઓ કે અત્યારે જે આઇસીસી ન T twenty match ઓ થઈ, test match થઈ આમાં ઘણા ખેલાડીઓ ના performance સારું રહ્યું છે જેમ કે જાડેજા નું છે પછી કે. એલ. રાહુલ છે પાછું શુભમાન ગીલ છે આ બધા ખલાડીઓ ની test માં cricket માં સારી ચાલે છે. cricket માં હવે સારુ performance ચાલે છે તો લોકો અત્યારે હવે time એ time એ લોકો પણ હવે famous થવા માંડ્યા છે. એ પણ હવે first માં આવવા લાગ્યા છે cricket વસ્તુ આવી છે કે આપણને બહુ શીખવે છે. cricket માં test cricket આવે, world world cup ની match હોય કે પછી international ની match હોય Ttwenty હોય, test match હોય. બઉં બધી પ્રકાર ની અલગ અલગ પ્રકાર ની match ઓ હોય છે આમાં અલગ અલગ cup લેવાના હોય છે આમાં અમુક અલગ dresing હોય છે જેમ કે test માં white dress, પછી international cricket માં world cup ની match હોય તો એમાં પછી blue dress આવે, ઈન્ડિયા માટે blue જર્સી અને બધી અલગ અલગ જર્સી હોય છે જોવા જઈએ તો ઈન્ડિયા માં cricket અત્યારે બહુ જ ચાલી રહ્યું છે. અત્યાર india માં કોઈ બારનું આવીને પૂછે કે પણ પૂછો કે cricket રમત આવડે છે તો કહશે કે હા મને તો રમત આવડે જ છે માંને સુ નથી આવડતું cricket તો નાના છોકરાં ને પણ આવડી જાય કઈ ના આવડતું હોય ને ખાલી આમ પકડાયું હોય બેટ એમનામ નાના છોકરાં ને, દડો ફેક્યો હોય ને તો પણ મારે, રમવાનું ચાલુ કરી દે, અને ખબર ના પડે કે આને cricket કેવાય. પેલા તો ખબર ના પડતી આને cricket કેવાય. પછી મોટા થઈએ પછી ખબર પડે કે હા આને cricket કેવાય આને આ રીતે રમાય કે આ રીતે cricket team હોય અને match આ રીતે આવે પછી એ લોકો હા આ રીતના matchtv માં આવે પછી આ ખબર પડે કે આ ખેલાડી સારું રમે છે આ નથી રમતો અમુક વખત તો બીજા બીજા દોસ્તારના ના અલગ અલગ team ઓ હોય અને દાખલા તરીકે IPL ની અલગ અલગ ટી team હોય, અને આની team નઆ ખેલાડીઓ નઆ રમત હોય તો પછી ઍક બીજા પર ગુસ્સે થઈ જાયકે આતો કઈ રમતો જ નથી, આમ ને તેમ ને આને તો આમ કર્યું ને આતો મારતો જ નથી કઈ રમતો નથી. પછી મન માં ને મન માં ઍક બીજા સાથે લડાવવાનું ચાલુ કરે છે પછી ઍક બીજા ની અલગ અલગ favourite team આવી હોય મારા બે friend છે. મારી team અલગ છે એની team અલગ છે તો બંનેની team ની match સાથે હોય બંને સાથે જોતાં હોય તો પેલી જીતવા આવી હોય તો પેલો મને કે કે તારી team જીતી છે કે હરવા આવી છે તો પેલો માંને ચિડાવે તો માંને ગુસ્સો આવે અને હું અને મારુ આમ ને આમ cricket ની શોખમાં ને શોખમાં જોવાની શોખમાં એક બીજા સાથે લડી પણ પડીએ છી. તો cricket વસ્તુ આવી છે કે જે life માં આપણને ઘણું બધુ શી ખવે છે. cricket માં આવું નથી કે શોખ માટે cricket માં આપણી life બની શકે જીવન પણ બની શકે જેવી રીતે અત્યાર famous છે. નવા નવા cricketers છે હર્ષ દીપ સિંઘ અત્યારે જે નવો નવો ચાલે છે પછી bating માં છે શુભમાન ગીલ, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન ઘણા બધા ખેલાડી હવે દિવસે ને દિવસે famous થવા માંડ્યા છે પોતાનુ career બનાવી રહ્યા છે life બનાવી રહ્યા છે તો cricket વસ્તુ આવી છે કે આપણને life માં અકે જ દેખાય, ના મને રમત ગમતમાં અત્યારે કોઈ પણ ને પૂછો તો કહે કે તારો favourite sports કયો છે. તો કઈ દે કે મારો favourite sports cricket છે. કેમ તો cricket મને બચપણ થી રમત ફાવે. cricket મને બચપણ થી આવડે અમુક પછી અમુક cricket, અમુક sports માં રસ મોટા થઈએ collage હોય દસ માં બારમાં ધોરણમાં college માં જઈએ ત્યારે ખબર પડે કે હા આરીત ના રમત ગમતમા interest આવે

હા રમત ગમતના ભાગમા એક cricket પણ આવી જાય એવું નથી કે cricket માં આપણે અલગ પિચ પર જેની પર training લેવાની, શીખવા જવું બચપણ થી જ ઘરે શીખી નેજ પેદા થઇએ છીએ. શીખીને પેદા ની તો પેદા થઈ ને પછી શીખીએ છીએ કે આ રીતના ના હોય પછી ખબેર પડે કે cricket વસ્તુ આવી છે પછી મોટા થઈએ પછી ખબર પડે કે cricket આવું હોય છે.

તો બીજી તરફ એક સમુદ્રી ટાપુ સમૂહ એવો પણ છે કે જે ટૂંક સમયમાં ટાઈટોનિક બન્યા વગર રહેવાનો નથી બંનેના અંજામ વચ્ચે અલંકારિક સામ્ય પેદા થવાનું છે તફાવત હોય તો માત્ર એ વાતે કે ઠંડીના કારણે પાણી થીજ્યા પછી બનેલી હિમશીલા એ ટાઈટેનીકને ડુબાડી જયારે વધુ પડતી ગરમીના કારણે અનેક હિમશીલા પીગળ્યા બાદ જે પાણી બને તેમાં એ દેશ ડૂબી જવાનો છે વર્ષો પછી ભૂગોળના પુસ્તકોમાં કદાચ નોંધ વાંચવા મળે કે એક સમયે ભારતની દક્ષિણ પશ્ચિમમાં માલદીવ નામનો ટાપુ રૂપી દેશ હતો પણ એકવીસમી સદીના બીજા દાયકામાં હિન્દ મહાસાગર તેને ભરખી ગયો કેમ ભરખી ગયો તેનું કારણ આજે હજી જગ જાહેર છે green house effect નામની બલા પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ઉત્તરોત્તર વધારો કરી રહી છે વધતી ગરમીને હિમ પ્રદેશોના બરફ ઓગળે છે માટે સમુદ્ર સપાટીથી ઉચી ચડતી જાય છે અને જ્યાં નીચે લે નીચે level નું સ્થાન હોય ત્યાં જળ ફરી વળે છે આ ક્રમ સતત ચાલ્યા કરે તો ભૌગોલિક રીતે દુનિયાનો સૌથી નીચો કાઠીનો દેશ માલદીવ સમુદ્રમાં ગરકાવ થાય સંભવિત ખતરો પણ જગ જાહેર છે green house effect સામે વર્ષો થયે કાગરોળ અને બળાપો કરતા માલદીવના કેસ માં નવું ત્યારે શું છે એક સમાચાર નવા છે માલદીવ સરકારે જળ સમાધિ પામી રહેલા ચાર ટાપુઓ ખાલી કરાવ્યા જયારે બીજા પંદરસો ટાપુઓ પર વસતા લોકો સ્વેછાએ તેમને છોડીને બીજા સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે થોડા દાયકા અગાઉ માલદીવમાં અગિયારસો બાણું ટાપુઓ પૈકી બસ્સો વીસ ટાપુઓ પર લોકો વસતા પરંતુ આજે વસવાટ ધરાવતા ટાપુઓની સંખ્યા એક સો છન્નું છે. ટાઇટેનિકની જેમ માલદીવ દેશને પણ આસ્તે આસ્તે જળસમાધી મળી રહી છે આથી ત્યાંની સરકારે દુનિયાના ઔદ્યોગિક દેશોને વિનંતી સાથે જણાવ્યું કે green house effect સર્જાતા carbon dioxide પર નિયંત્રણ મુકો અથવા માલદીવ પર થતું સમુદ્રનું અધિક્રમણ રોકવા ઈજનેરી મદદ આપો ડૂબતા જહાજના SOS જેવા એ સંદેશો જો કે ઔદ્યોગિક દેશોના કાને પડે ત્યારે ખરો માલદીવની દુર્દશા માટે સૌથી વધુ કસૂરવાર હોય તો તે અમેરિકા green house effect ને કાબુમાં લેવા જ

વાસ્તવિકતા જોવા બેસો તો ભવિષ્ય છે જ નહીં ભવિષ્ય ન હોવાનું મૂલ કારણ માલદીવનાં ભૂતકાળમાં રહેલું છે ઉત્તર-દક્ષિણ આઠસો પંચ્યાસી kilometer સુધી પશ્ચિમ-પૂર્વે એકસો સાઈઠ kilometer સુધી પથરાતા માલદીવ દીવસઓમાં

ઘણા ટાપુઓ માંડ એકાદ બે ચોરસ kilometer ના છે. દેશનું પાટનગર ગણાતો માલે નામનો ટાપુ માંડ બાર ચોરસ kilometer નો છે. સ્વાભાવિક છે કે ભૂમિ આટલી સીમિત હોય ત્યારે ચોતરફી સમુદ્ર જરા સરખો વધતો ફેલાતો અને ટકાવારી હિસાબે ટાપુ કદમાં ખાસ્સો કાપ મૂકી દે. સમજવા જેવી વાત છે કે એક સળંગ યાને અખંડ ટાપુ બસ્સો અઠ્ઠાણું ચોરસ kilometer અને circular હોવાનું ધારી લો ટાપુનો સાગર ઘેરો લગભગ એકસઠ kilometer લાંબો માટે સમુદ્ર ફક્ત એટલા પરિઘમાં આક્રમણ કરી શકે એ દેખીતું છે. અખંડ ટાપુ ત્યારે પછી તોડીને માલદીવની જેમ અગિયારસો ને બાણું ટાપુઓમાં વહેંચી નાખ્યો હોય શું થાય એ વિચારો બધા ટુકડા સરખા માપના પાડો અને તેનું ક્ષેત્રફળ point પચ્ચીસ ચોરસ kilometer હોય પરંતુ તેમના સાગર કિનારાની કુલ લંબાઈનો આંક એકવીસોને બાર kilometer નો પહોંચે સમુદ્રના આક્રમણનો દર જેટલો ને તેટલો હોવા છતાં અગાઉ કરતાં અંદર ચોત્રીસ ગણો વધુ તો આવો પ્રદેશ ડૂબે એ નક્કી સમજો બિલકુલ આવું જ માલદીવ ના case માં બન્યું માલદીવ માલદીવ ની ભૂગોળ તેને ભારે પડી રહી છે. આ દેશ નાના મોટા

પણ એવા સંગઠિત આકાર ન પાવ્યા માલદીવની નીશચિતમય જળસમાધિનું મુખ્ય કારણ છે અલબત્ત બીજું કારણ એ મહત્વનું છે કે મધદરિયા ટાપુનું સર્જન બે રીતે થતું હોય છે ભૂસ્તરીય ઉથલપાથલને લીધે સમુદ્રનું તળિયું ઊંચકાય કે પછી લાવારસનો ફુવારો ઉત્તરોત્તર ઠરીને છેવટે સમુદ્ર સપાટી ઉપર પોતાની નક્કર ખૂંધ કાઢે ત્યારે અગ્નિકૃત ખડકોનો ટાપુ જન્મ લે indonesia ના ક્ર ક્રકરથાઈ સહીતના ઘણા ટાપુઓ તેમજ અમેરીકાના હવાઈ ટાપુઓ પણ એ રીતે કાળક્રમે રચાયા છે. માલદીવ જેવું અસ્તિત્વનું જોખમ તેના માટે પેદા થવાનું નથી લાવારસની પ્રવૃત્તિ વડે બનેલા મજબૂત ખડકો સાગર મોજાના સપાટો સામે ટકી રહે છે. વિશેષ અગત્યની વાત એ છે કે ભૂતકાળમાં અમુક સમયના અંતરે ભૂગર્ભ ભૂગર્ભ લેવાનો ઉભરો બહાર ઠરવાતો રહ્યો અને ઠરતો રહ્યો માટે દરેક અગ્નિકૃત ટાપુ સરવાળે ઊંચા કદનો થયો દાખલા તરીકે હવાઇના મુખ્ય ટાપુની મહત્તમ ઊંચાઈ બેત્તાલીસો meter છે. indonesia તો ઘણા ટાપુઓ બેત્તાલીસો meter કરતા વધુ ઊંચા છે કેમ કે તેના લગભગ એકસો ને બાર જ્વાળામુખી પર્વતો અવારનવાર લાવાનું ઉત્સર્જન કરતા રહ્યા છે green house effect ને લીધે સાગર સપાટી ગમે તેટલી ઊંચી ચડે પણ હવાઈ ટાપુ કે indonesia માટે કદી ભયજનક ન બને વિષુવવૃત પાસે આવેલો માલદીવ અગ્નિકૃત ખડકો નહીં પરંતુ પરવાળાનો ટાપુ સમૂહ છે. સાગર સપાટીની બહાર રોકાવાનું સદ્ભાગ્ય તેને પ્રાપ્ત થયું એ બનાવને પણ ખરું જોતા અપવાદ ગણવું જોઈએ

પાણીમાં calcium carbonate તારવીને પોતાને polyp નીચેના શરીરના ભાગમાં બાહ્ય કવચ બનાવે છે. તે પદાર્થને જ plastic plastering material તરીકે વાપરીને સાગર પેટાળમાં એકાદ ભેખડ સાથે ચિપકી રહે છે ટૂંક સમય પછી ચૂનો કઠણ થવા મંડે અને polyp મરે એટલે બીજો polyp તેને ભેખડનો ભાગ ઘણીને તેને બેઠક જમાવે પેઢી દર પેઢી ચાલ્યા કરતી એવી પ્રક્રિયા કદી ન અટકતી પરિણામે નાની ભેખડ પણ સફેદ calcium carbonate નો એટલે કે પરવાળાનું બાંધકામ ઊંચું ને ઊંચું થતું રહે છે. દરિયાની સપાટી બહારથી એ બાંધકામ રોકાય એ તો બોઉં સંભવ નથી છતાંય polyp એ સમુદ્રના છેક તળિયાના બદલે માછમ જ્વાળામુખીને વર્તુળાકાર કિનારીએ પછી સામાન્ય underwater ની પર્વતની ટોચ પર બાંધકામ શરુ કર્યું હોય તે સ્થાપત્યના છેવટે સાગર સપાટીને કદાચ આંબી લે સમુદ્રની લહેરો ત્યારપછી વાસિંદુ કાઢતી હોય એમ પરવાળાને તેમના ચરણોની સૌથી ઊંચી જગ્યાએ ધકેલીને ઢગ રચે છે. જતા એ ઢગ રજકણો જમા થાય છે દરિયાઈ પક્ષીઓ હ~ હગાર નાખે

તેમને minimum એક લાખ વર્ષ લાગી જાય. ઇંટને બદલે પોતાના ટચુકડા હાડપિંજર વાપરતા હોય ત્યાં બંધકામ સહેજ ધીમું ચાલે. માલદીવનો ટાપુ સમૂહ દસિક જેવા polyp ના લાખ દોઢ લાખ personally પેઢી દર પેઢી આપેલી calcium carbonate ની દેનની આકૃતિનું પરિણામ છે. green house effect ના પાપે છેવટે તો બલી ના જ બની એની હિન્દ મહાસાગરનું પાણી ફરી વળ્યું કેમ કે માલદીવ એક ટાપુ પરનું અનેક એકેય સ્થળ દરિયાની સપાટીથી બે point પાંચ meter કરતા ઊંચું નથી બીજી બીજી તરફ દરિયાઈ સપાટી નિરંતર ઊંચી જતી જાય છે એટલે કે માલદીવ સરકારે અમુક ટાપુઓ ફરતે પાળ બાંધી છે. પાળ પાળનું કાર્યક્ષેત્ર સમુદ્રના મોજા કદાચ ઝીલે પડતા ફક્ત તૂટતાં રોકવાનું છે બાકી સમુદ્રને રોકવાનું તો શક્ય જ નથી green house effect ને રોક રોકી શકાય ખરી? દુનિયામાં ચાલતી ઝડપી ઔદ્યોગિકરણની સ્પર્ધા જોતા એ પણ શકય નથી. green house effect વડે પૃથ્વીનું સરેરાશ તાપમાન બધાએ કરતા villian number એક વાયુ carbon dioxide છે તેમાં દરેક અણુ carbon એક oxygen ના બે અણુ ધરાવે છે. ધરતી પર વસતી સૌરઉર્જા વિકિરણોને જરા વેધક સ્વરૂપે વાતાવરણની આરપાર નીકળીને જમીન સુધી પહોંચે છે પરંતુ ત્યારબાદ પરાવર્તિત થતી આ ગરમીના ઉત્તરોત્તર કિરણો ઓક્શનમાં પાછા જવા માટે સ્તરને સફળતાપૂર્વક ભેદી શકતા નથી oxygen ના બે અણુવાળો carbon dioxide ઉત્તરોત્તર એ કિરણોને પુષ્કળ માત્રામાં શોષી લે છે carbon dioxide ગરમ થાય છે માટે વાતાવરણનું તાપમાન green house ની જેમ વધે છે ટૂંક સમયમાં સૂર્યની ગરમી આવે છે ને તેનો નિકાલ થતો નથી diesel, કોલસો, gas petroleum વગેરે અશ્મીજન્ય બળતણો વધુ પ્રમાણમાં બાળો એટલે વધુ carbon dioxide પેદા થાય અને green house effect વધુ તીવ્ર બને વર્ષોથી માનવજાત એ જ ધંધો કરતી આવી છે સત્તરસોને પચાસમાં ઔદ્યોગિક ક્રાંતિ શરુ થયા પછી અત્યાર સુધી તેને આશરે બસ્સોને એંશી અબજ tonCOtwo પૃથ્વીના વાતાવરણ માં ઠાલવ્યો છે આમાંના પચાસ ટકા જથ્થો ઓગણીસો ને સિત્તેર પછી ઈને પેદા કર્યો છે દાખલા તરીકે ઓગણીસો ને પચાસમાં એક point છ અબજ ton carbon dioxide નું ઉત્પાદન થયું તો બે હજારને બેમાં આંકડો છ point પાંચ અબજ ton એ પહોંચ્યો આ જબરદસ્ત વધારો મુખ્ય તો અમેરીકાના પાપે થયો છે. વિશ્વની કુલ વસ્તીના પ્રમાણમાં તેમની વસ્તી પાંચ ટકા કરતાં વધારે નથી છતાં carbon dioxide ના કુલ જથ્થામાં તેનો ફાળો ચોવીસ ટકા છે

made in America છે દરેક American પોતાની motorcar નું petrol કે diesel બાળીને તેમજ પોતાની રોજિંદી જરૂરિયાતોને ચીજોને ને વીજળીના ઉત્પાદન માટે કારખાના પાસે અશ્મિજન્ય માટેનું દહન કરાવીને વર્ષે દહાડે એક ફિશટન carbon dioxide વાયુ વાતાવરણમાં ખડકે છે નમસ્કાર મનોવિજ્ઞાન એ વર્તનું વિજ્ઞાન છે વર્તનનો અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પરના તમામ સજીવનો તેમની આસપાસના પર્યાવરણ સાથે કામ પૂરું પાડવામાં શિક્ષણ અનિવાર્ય છે અનિવાર્ય છે દરેક સજીવ અને પોતાના જીવન રક્ષણ નિભાવવા માટે કોઈને કોઈ પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડે છે શિક્ષણ કારક કારણ શિક્ષણના કારણે આવતા પરિવર્તન અને પરિસ્થિતિમાં જતાં બદલાતી મળતા એવન રક્ષણ અને પ્રેરણા અને સંતોષ કારણે પ્રાણી કે માનવી માત્ર જીવન શક્ય બને છે દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન માટે મોટા ભાગે બે પ્રકારના વર્તન કરતું જોવા મળે છે પહેલું સાહજિક વર્તન અને બીજું શિક્ષિત વર્તન સાહજિક વર્તન સાહજિક વર્તન માટે પ્રાણી કોઈ પણ ઉચ્ચરીત શિક્ષણ મેળવણી જરૂર રહતી નથી દરેક સજીવ જન્મથી જ પોતાની જમીન અને જમીના માં કેટલીક શક્તિઓ લઈને જન્મે એમાંથી અમુક મર્યાદિત પ્રતિક્રિયા આપતા તે શીખી જાય છે આ પ્રકારના વર્તનને જન્મજાત વર્તન અથવા તો સાહજીક વર્તન છે દાખલ તરીકે કીડી પોતાના માટે ખોરાક ના કણે ખેચી જવું ગાય ના વાછરડાં જન્મ થતાં જ થોડી વાર માં માતાના આચળે વળગીને પોતાની ભૂખ સંતોષે છે માનવ બાળ નું જન જનમ્યા તરત જ રડવું સામાન્ય રીતે દરેક સજીવ પોતાના મૂળભૂત સંતોષવા ની રીતો અને જીવન

શીખાય છે અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે આ પ્રકાર શિક્ષણ માં વ્યક્તિ કે પ્રાણીને જેતે વર્તન કરતા આવડતું નથી પરતું વ્યક્તિ કે પ્રાણીને જેતે વર્તન કરતા શીખવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તન સ્વીકાર કરીને પોતાનામાં બદલાવ લાવે છે અહી વ્યક્તિ કે પ્રાણી પોતની મરજી થી જેતે શિક્ષણ મેળવતું હોય છે આથી સાહજિક વર્તને સામાન્ય રીતે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી કારણકે બાળક નો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ તે પર્યાવરણમાં અનુભવ ગ્રહણ કરીને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી આગવી માનવી હોય કે પ્રાણી દરેક પોતાના જીવન માં પ્રત્યક્ષ ક્ષણે પરિવર્તન લાવતા જ હોય છે આથી જ શિક્ષણ એ જન્મ થી મૃત્યુ સુધી ચાલતી આવૃત પ્રક્રિયા છે વ્યક્તિ બાળકિયામાં હાલ માં મોટે ભાગે અનુક્રમે તેમજ પછી ભેદભાવ બોલતા શીખે છે ચાલુકાળ માં આવી સંતાન ને આંગળીઓ પકડી ને કળા શિક્ષણ માં પારંગત બને છે ત્યારે યુવાકાળમાં સામે ઉપડતી જુવાનો જુવાનો અટપટી અને જટીલ સમસ્યાના ઉકેલ માટે બાલ્યાવસ્થામાં અને અવસ્થાના સમય માં મેલ શિક્ષણ ઓચિંતી પ્રાપ્ત થતી આંતરસૂદ ને કામે લગાડે છે આમ વ્યક્તિ વિવિધ આચાર-વિચાર દ્વારા પાછા વર્તમાન વર્તમાન વાદો તેના આવેગ અભિવક્ત માનો વલણો શિક્ષાચાર વગેરે શિક્ષણ મેળવીને પોતાના વ્યક્તિત્વ વિકસાવે છે આમ વ્યક્તિ શિક્ષણનોકા દ્વારા જીવન સાદર પાડે છે શીખવું એટલે શું વ્યાખ્યા અને તેની સમજૂતી અમેરિકા મનોવિજ્ઞાન સ્થિતિ મોર્ગ ની શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્નો તે વતનમાં થતો સાપેક્ષ અને કાયમી ફેરફાર આ વ્યાખ્યામાં શિક્ષણ માટે મુખ્ય ત્રણ બાબતો અનિવાર્ય જણાય છે પહેલુ અનુભવ મહા વ્યાખ્યા પર્ય પ્રયત્નો નું પરિણામ બીજું વર્તન માં થતો પરિવર્તન અને ત્રીજું સાપેક્ષ કાયમી પરિવર્તન અનુભવ મહા વ્યાખ્યા પ્રયત્નો પરિવર્તન આગવ આપણે જોયું કે પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય છે જો અનુભવ તાલીમ કે મહા દ્વારા ન થાય તો તેને સંપાદી શિક્ષણ ન કહી શકાય જો વર્તનમાં થતું પરિવર્તન ના કારણે જોવા મળતું હોય તો તેને મનોવિજ્ઞાનને પરિભાષામાં શિક્ષા કરી શકાતું નથી ચાર મહિના તથા જાતે ઉંધુ પડતા શીખે અથવા તો પગ ભેરવી ને લખસ્તા શીખે લખસ્તા શીખે તેને તો તેને વતનમાં થતું ફેરફાર કહેવાય છે કોઈપણ બાબત કોઈપણ બાબતનું સ્થિતિ થાય ત્યારે જ કેહવાય છે જ્યારે પહેલા વતન હતું તેમાં પરીવર્તન જોવા મળે દાખલા તરીકે બાળકની જ્યારે પહેલીવાર સાયકલ ચલાવતામાં આવડતું ન હોય તો જેવો સાઈકલ પર બેસી ને ચડીને સાઈકલ ચલાવના પ્રયત્ન કરતા પડી જાય છે આમ વારંવાર પ્રયત્ન કરતા જઈને ધીરે ધીરે રાખ સાયકલ પર બેલેન્સ તા અને પેન્ડલ મારવા સાથે આગળ વધતા આવડી જાય છે આમ વારામવાર મહાવરો કરવાથી તે સાઇકલ ચલાવી શકે છે આ મહા ઉદાહરણ શિક્ષણ એ વર્તમાનમાં થતું પરિવર્તન છે તે સ્પષ્ટ કહે છે સાપેક્ષ અથવા કાયમી પરિવર્તન સામાન્ય રીતે આપણે લીધેલું મોટાભાગનું શિક્ષણ સાથયી અથવા ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે આ સંદર્ભમાં આગળ તેમાં સમજ મેળવવી જોઈએ મેળવવી જો થાક જેઆ ફેકી દ્રવ્યો કારણે અલ્પ જીવી કે પરિસ્થિતિ ઘટ થયેલા ટૂંકાગાળાના ફેરફાર શિક્ષણ નથી અગાઉના ઉદાહરણ ને એડ કરીએ તો એડ કરીએ તો

મનોવિજ્ઞાનિક શિક્ષણ તરીકે સ્વીકારતા નથી પરંતુ પ્રાણી કે વ્યક્તિમાં થતા પરિવર્તન ત્રિગકલી અને સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તન જ શિક્ષણ તરીકે સ્વીકારે છે આગળના ઉદાહરણ સંદર્ભમાં સમજે તો બાળકને જ્યારે પહેલીવાર સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે થોડા દિવસના મહાવરા પછી પોતાની શાળામાં જાતે સાયકલ ચલાવતા શીખી જાય છે તેને સાપેક્ષ કાયમી ફેરફાર કહેવાય છે આપણે કેવી રીતે શીખીએ છે શિક્ષણ વિશેના પારંભિક ખ્યાલો પારંભિક ખ્યાલો મેળવ્યા પછી મુખ્ય પ્રશ્ન એ થાય છે કે પ્રાણી અને પ્રાણી કે માનવી કોઈ પણ બાબતનો શિક્ષણ મેળવે છે તેવી જ રીતે આ પ્રશ્ન અનેક વૈધાનિક વૈજ્ઞાનિકોએ સંશોધન માંથી ધારણા પૂરી પાડી છેઆ અનુસંધાનમાં કેટલાક સંધાનો અને પ્રયોગો માં શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાઓ વિશે માહિતી પૂરી પાડે છે અને સંશોધન એ અંતે શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ તરાઓ માંથી મુખ્ય ચાર તરાઓ લઈશું પહેલા અનુકરણ દ્વારા શિક્ષણ માનવ બાળ હોય કે પ્રાણી મોટાભાગનું શિક્ષણ અનુકરણ દ્વારા જ મેળવે છે અનુકરણ દ્વારા મેળવેલ શિક્ષણ અવલોન કમક શિક્ષણ અથવા તો સામાજિક શિક્ષણ પણ કહેવાય છે આ શિક્ષણ માંથી જરૂરી એવા અનુકરણ મુખ્ય જરૂરી આધાર છે અવલોન વ્યક્તિ પોતાની આસપાસના પોતાની આસપાસના સામાજિક પર્યાવરણ માંથી અવલોકન કરી અનુકરણ